નાના છેલ્લા માતો પેલું બંદુકો એ ભેળું થઇ જાય હે હવે તો ખબર નહીં એમાં કૈક બંદુકો છેલ્લે મળે કૈક પાંચ છ કરોડ ની હોય એવી મળે. ત્રણ કરોડની એક કરોડની એક બંધુક હત હા હવે ખબર પડશે એમોય પેલો અક્ષય કુમાર ફેકવા જાય હે ખબર હે પોણીમો અને ફસાઈ જાય હે ચો, આવ phone ઉપાડતે પછી picture બંધ બતાવે

નકર જોરદાર picture હતું એ હ અન પેલાના અંદર વડી પેલો વડી કે ભાઈ મુ તન shut આલું ટુ મન ચાર હજાર આલ અને પેલો ખાલી કચરો વાળ્યો એને પાંચ હજાર આલ્યા હોવે હોવે હોવે વડી કે એ પુડિયા પુડિયા પુડિયા

પેલો એન બાજુ વાળો નહી બાજુમ ઘર વાળો ચોરી લઇ જાતો પેલું

એ એનો dialogue જોયો આલી કી ડાળી જિન્દા એવું કૈક બોલે નાલી મેં ગાલી એવું કૈક હેન હા હા જબરું હે મન્યા નઈ પણ ભાઈ છેલ્લે ખબર પડે પેલો આના અંદર પેલો ફસાયેલો હોય છેલ્લે અક્ષય કુમાર દેખાય જાય હે ભાઈ

પણ ભાઈ બાબુરાવ નો roll મસ્ત છે યા માયલા મેરા ચશ્માં ગીર ગયા આની પેલું જોરદાર છે પેલો ખબર છે starting માં પેલો સુનીલ શેટ્ટી પેલો ખોસી એટલે કે છે કે,

મેરા બાપ ભી ગેરાજ ચલા ગયા મેરા ગેરાજ કરને મેરા બાપ ગેરાજ ચલા ગયા મેં ભી ચલી ગઈ ખુદ મેરા બાપ ચલા ગયાં ઉસમેં તેરી ખાસી ભી નહીં મીતેગી એ જોરદાર છે રે

અને એમો અક્ષય કુમાર પેલા પાસે પૈસા લેતો હોય પહી શું કે એ માળી મેરે બાપકી ઉમાંરકા હે નહિ

પ્લાસ્ટિક surgery કરાઈ હે

હે અલા youtube પર તો એ link મૂકજે you tube પર હેરા ફેરી નું મળતું જ નહી ભાઈ,

ગમે ત્યાંથી telegram થી નાખી દવ હેડ

અલ્યા મેં પણ ચેવું કર્યું તું ખબર હે search મારીને કહ્યું હેરા ફેરી one એમ કરીન search માર્યું તો photo બતાવે હેરા ફેરીનો પણ picture કરુ તો કોઈ બીજાનું picture ચાલુ થઇ જાય. એક એ મેક્લ્જે અને બીજા ક્યાં picture પડ્યા હી તારી જોડે

ભૂલ ભુલૈયા two દેખ્યું.

એમો અસલી મન્જુલીકા આઈ જાય હે ના ઓવે અને એનું બાર પડયું તું ને

એનું teaser એ બાર પડી ગયું હા હા પડી ગયું ને એટલે મેં દિવાળી ના દિવસે મેં

પણ મસ્ત picture હે

હા પણ ભાઈ એટલી comedy અક્ષય કુમારને લીધો હોત ને ભાઈ ખાલી નોમ જ આલ્યું ભૂલ ભુલૈયા two કોઈ હે જ ના અંદર બીજું કોઈ હવે ભાઈ બીજું કઈ એટલું બધું નહી પેલા જેવું પહેલા ની story થોડી ગણી એ થોડું ઘણું standing છે એટલું બધું changes નહી.

અને એ હતું એ હારું હતું આ થોડું બગાડી નાખ્યું આને થોડું. ખુબ ખુબ લ્યા થોડું નહિ લ્યા બધે બધું બગાડ નાખ્યું હે

પણ એના કરતે સાચું કૌ ભૂલ ભુલૈયા one માં તો full comedy હે અને છેલ્લે છેલ્લે emotional થઇ જાય હે પેલી ભુતેણ ખબર હે અન્જુલીકા કે મન્જુલીકા રાજા ને કાપે કે ભાઈ ચેવો plan બનાવે હે પણ ભાઈ આખો પેલો પેલો આખો નેચો કરદે ઉંચો કરદે એ seen આખો જોયેલો પણ ભાઈ શું

પેલા આપણે ભૂત નું picture જોતા એ નહિ પણ એના અંદર પેલું જે ગીત લીધયું ભાઈ એ ખતરનાખ અને જે આ અ આ ભૂલ ભુલૈયા two માં લીધ્યું હેને ભાઈ કોઈ સાર વગર નું હ ભાઈ ના રાગ બાગ ના એવું કોઈ નહિ

હા લોગ કહેતે હે કે મેં બદલા બદલા સા લગતા હું

હમ

હારું હેડ ભાઈ હવે મોકલું તને પહી અલ્યા હોભાડ કે મને ખાલી પેલી અ મુ તને એક ખાલી પેલા કવ એટલે cut મુકાલ કે મારે edit કરવા હે

આ ભૂલ ભુલાઈઆ માં જે પેલો એમ કેને પેલો ખબર હ પર્વત ઉપર મતલબ ક થોડો પહાડ ઉપર બેહીન પેલો પેલો રાજપાલ યાદવ બેહે ખબર હે છોટા પંડિત

એ એ કહે ન કે પેલા પેલા ખાલી મુનાહારી ને કહે કે બેટી પુષ્પા વાળું જે કહે

હા હું edit કરીને આલું આલું

હારું હે.

હમ નવી નવી યોજના આમ સરકારી યોજના બહાર પાડવી જોઈએ જે ખેડૂતો ને મળી શકે. સરકારે ખેતી ક્ષેત્ર ની એટલી બધી યોજના બહાર નથી પાડી જેટલી શહેર ક્ષેત્રે અને Education ક્ષેત્રે પાડી છે.

રાજકારણ કેટલી બધી યોજના બહાર પડી છે એનો લાભ થોડી ખેડૂતો મળે છે હમ

અત્યારે Agriculture ને કોઈ એટલું બધું મહત્વ નથી આપતું.

મારી એક Friend એ તો Agriculture માં અહીં શહેર માં જ પૂછ્યું તું તો કેટલા બે લાખ કીધા, એક મહિના ના અત્યારે Agriculture અત્યારે મોંઘુ થઇ ગયું છે પણ પહેલા Agriculture મળતું તું ત્યારે કોઈને જોતું નહતું. ત્યારે તો બધા નવા નવા વ્યવસાય શોધતા હતા, કે અમારે ખેતી નથી કરવી ખેતી તો ખેડૂતો કરે અમે ન કરીયે અમે તો બીજું કામ શોધશુ

સરકારે વિવિધ યોજના બનાવી જોઈએ ખેતી ક્ષેત્રે ખેડૂતો માટે. જેમકે ધિરાણ આપવું જોઈએ બરોબર યોગ્ય રીતે અને ખેડૂતો એ લેવવું જોઈએ હવે ખેડૂતો પાસે તાલીમ જ ના હોય તો એ બધુય બધી લઇ કેમ શકે યોજના ખેડૂતો ને ધિરાણ આપશે તો જ તેમની ગરીબી દૂર થાશે ને તો જ એને આર્થિક Problem નું solution આવશે નહિ તો કેમ આવશે.

કેટલી જંતુનાશક દવા છાંટે એમાં જંતુનાશક દવા તો છાંટે છે પણ અત્યારે કુત્રિમ ખાતર નો વધારે ઉપયોગ કરે પહેલા તો કેવું કુદરતી ખાતર નો ઉપયોગ કરતા એમ અને પશુપાલન ઘટ્યું એટલે દૂધ ને એવું અને એમાંથી ખાતર એ નથી મળતું એટલું બધું એમ જેના કારણે કુત્રિમ ખાતર નો ઉપયોગ કરવો પડે

હમ પશુપાલન માં જેટલું ખાતર મળતું તું એટલું અત્યારે નથી મળતું પહેલા કરતા ઓછું છે એમ અત્યારે કોઈને ખેતી કરવી ગમતી જ નથી ને બધા પોતપોતાનો વ્યવસાય અલગઅલગ વ્યવસાય માં જોડાવા માંગે છે હમ બીજાનું જોઈને કરે છે એમ બધું બનાવતી છે અત્યારે તો ખેડૂતો ને આમ દરેક યોજના નો લાભ પૂરતો મળી રહે ઈ માટે સરકારે કામ કરવું જોઈએ એમ ખેડૂતો ઉપર પહેલા દયાન આપવું જોઈએ પેલા આપડે પહેલા ના સમય માં ખેતી નો કેટલો વિકાસ હતો એટલા માટે તો હરિયાળી ક્રાંતિ પણ કરવામાં આવી તી મારે ઓછા સમયમાં વધારે પાક લેવો હોય તો કેવી રીતે લઇ શકાય ઈ તમે મને થોડીક ઈ બાબત નું પુરી પાડો એમ તમને ખબર હોય ઈ રીતે કેમકે તમારે મામા ખેડૂત માં છે એમ

હમ આપડે ત્રણ ઋતુના પાક આવે છે ખેડૂતો ત્રણેય ઋતુ ના અલગ અલગ રીતે પાક લે છે.

ઓછા સમય માં પાક લેવો હોય તો પછી જમીન ને એવી રીતે જમીન ની વ્યવસ્થા કરવી જોઈએ. હમ અને જમીન ને વધારે ફળદ્રુપતા મળે ઈ કઈ બાબત એમાં શું શું કરવું જોઈએ

હમ અને વરસાદનું પાણી મળી રહે તો વધારે સારું પડે ને હા, પણ તોય તે અત્યારે અત્યારે ખેતી નો વિકાસ કરવો હોય ઓછા સમય માં વધુ પાક લેવો હોય તો સઘન ખેતી કરવી જોઈએ.

હા, જંગલો અને એવું બધું હોય છે ઈ વૃક્ષો કાપી નાખે છે ને એની જગ્યા એ ખેડૂતો ખેતી લાયક જમીન કરી નાખે છે. હમ જંગલો માં ખેતી થાય તો ઈ વધારે સારું પડે કેમકે ત્યાં તો પહેલે થી જ વૃક્ષ ઉગ્યા હોય થોડી ફળદ્રુપતા ઓછી થઇ ગઈ હોય પણ જે વધી ઘટી હોય ત્યાં ખેતી કરી શકાય પાછું. અને સ્થળાંતરિત ખેતી ઈ કરી શકાય. હમ પહેલા ઈ જ હતું ને પહેલા લોકો એક જગ્યા એ ખેતી કરી બીજી જગ્યા એ ખેતી ગોતતા હા. એક જગ્યા એ ખેતી કરી લીધી હોય પછી અ પછી બીજી જગ્યા એ જે જમીન ને સમથલ કરી ને ત્યાં પણ ખેડૂતો ખેતી કરતા. હમ અને ત્યાં તે પોતાનુ નિવાસ્થાન બનાવી લેતા

હમ ખેતી કરશે તો આગળ વાતાવસે ને એમ હવે ખેતી માં જ અલ્પવિકાસ થતો હોય તો બીજી જરૂરિયાત કેમ સંતોસાય

હમ યોગ્ય બિયારણ મળવા જોઈએ અને એને પૂરતું પૂરતા પૈસામાં એને મળી જવું જોઈએ એમ ઈ માટે આર્થિક વ્યવસ્થા એ પુરી પાડવી પડે એવું છે.

અને અમુક અ એમાં સમય મર્યાદા પણ હોય એમ કે એક વર્ષમાં આટલા જ પાક લઇ શકાય પછી બીજા વર્ષે પાછા ઈ ની ઈ જમીન માં એને ફળદ્રુપ કરવા માટે એમાં ખાતર અને પાણી ને એવો બધો ઉપયોગમાં લેવો જોઈએ બરોબર અને પછી ત્રીજા વર્ષે ઠેટ ખેતી એમાં પાક લઇ શકાય એમ દરેક વર્ષે પાક લે બરોબર તો પછી એમાં ફળદ્રુપતા ઘટીજ ગઈ ને અને પછી એકનો એકે પાક એક જ ખેતર માં લેતા હોય ને એકનો એક પાક દરેક ઋતુમાં તો ખેતર ની ફળદ્રુપતા પણ ઘટી જાય એ વિષે પણ તાલીમ આપવી જોઈએ કે એકનો એક પાક એક જ ખેતરમાં ના લઇ શકાય. હમ અને રવિ પાક ની ઈ બધા તો પછી શિયાળુ પાક છે ઈ શિયાળુ પાક શિયાળા ની ઋતુ માં જ લઇ શકાય પછી એમાં ઉનાળા ની ઋતુમાં લે તો ઈ પાક બગાડવા નો છે ને હા ઈ નુકશાનતો થવાનું જ ને ખેડૂતો ને આગળ જતા. અને લોકો અમ ખેડૂતો ને ખબર જ ના હોય કે ઈ કઈ ઋતુમાં કયો પાક લેવો તો પછી ઈ કઈ રીતે કરી શકે એની પાસે જ્ઞાન જ નથી ખેતી નું તો. એટલે જ્ઞાન આપવું જોઈએ એમ શિક્ષણ અને તાલીમ આપવીજ જોઈએ તો તે ખેતી ખેતી ક્ષેત્રે આધુનિકરણ ના જે કેન્દ્ર ખુલ્યા છે ખેતી ક્ષેત્રે તાલીમના.

તાલીમ કેન્દ્ર ખોલવા જોઈએ સરકારે. Building ને એવું બધું બનાયુ જ છે ઘર ને એવું તો પછી એમાં તાલીમ કેન્દ્ર ખોલી નાખે અને સસ્તા દરે. ખેડૂતો ને પોસાય ને ઈ રીતે એને તાલીમ આપવી જોઈએ. હમ ખેડૂતો એ કુત્રિમ ખાતર નો ઓછો ઉપયોગ કરવો જોઈએ એમ. જો એવું સરકાર કરે તાલીમ કેન્દ્ર ખોલે ખેડૂતો માટે શિક્ષણ ની વ્યવસ્થા કરે. તો ખેડૂતો એય પ્રોત્સાહ ખેડૂતો ને પ્રોત્સાહન મળે તો ખેડૂતો પછી આગળ જતા Education માટે આવના તે તાલીમ માટે આવના તે. હમ ખેડૂતો ને પૂરતી સહાય નથી મળતી એટલે ઈ જોરજબરજ્સ્તી કામ કરે છે એમ દિલ થી નથી કરતા પેલા તો પોતાની જાતે કામ કરતા તા અત્યારે ઈ યંત્રો નો ઉપયોગ કરે છે

યંત્રો નો ઉપયોગ કરે છે પણ તોય યંત્રો ની એટલી બધી સમજ ખેડૂતો ને નથી અત્યારે. હમ અને એમાં વીજળી જોઈએ અટલી એટલે lightbill એ એટલું વધારે આવે ઈ લોકો ને એટલે બધું પૂરતું પોસાતું નથી એમ. વીજળી ની સુવિધા ને એવું બધું ગામડાં માં એટલુંય એટલી નથી જેટલી શહેર માં છે. હમ એટલે બધી જગયા એ સમાનતા રાખે તો થાય. પાણી ની વ્યવસ્થા એય ઓછી છે ગામડાંમાં

ગામડાં માં સરકારે અ વિકાસ લાવાની જરૂર છે. હમ જેટલો શહેર નો વિકાસ થાય છે એટલો ગામડાં નો થવો જોઈએ તો ખેડૂતો આગળ શકે.

હા આપડે અભ્યાસ કરેલો છે એમાં પણ ખેડૂતો ને ઈશ્વર નું સ્વરૂપ આપેલું છે ખેડૂતો ઈશ્વર સમાન છે એવું કહેલું છે. હમ પોતે ગરમી, ઠંડી, વરસાદ સહન કરીને પણ ઈ લોકો આપડી માટે કેટલું કરે છે એમ અને તોય પાક તૈયાર થાય તોય ઈ પહેલા છે ને અ પ્રાણી ઓ ઉપર ઉપકાર કરે પોતાની માટે નઈ રાખે. હમ એમ પોતાની માટે નઈ રાખે પહેલા બીજા લોકો ને આપશે એમ બીજા લોકો ની જરૂરિયાત સંતોષે અને બીજા લોકો પૈસા આપીને અનાજ મેળવે પછી ઈ પૈસા ઈ લોકો ને મળે. ઈશ્વર ની જેમજ ઈ આપડી ઉપર ઉપકાર કરે છે મને તો એવું લાગે છે.

ખેડૂતો વરસાદ નથી જોતા, ઠંડી નથી જોતા, તાપ તડકો નથી જોતા, તડકો તાપ પડતો હોય તોય તે ઈ એનું કામ તો કરવાના જ ખેતી ને આગળ વધારવા ના જ. હમ એટલે ખેડૂતો ને મદદ કરવી જોઈએ આપડે અમે તો પેલા જતા vacation હતા ને vacation હોય ને ત્યારે જાતા એમ કપાસ નું વીણવા જાતા મદદ કરાવતા. અત્યારે ગામડાં ના લોકો શહેર માં આવી ગયા ને તોય તે અત્યારે અમુક લોકો એવા છે જે ગામડાં માં Vacation કરવા જતા હોય ને તો ખેતરે જતા હોય કામ કરવા થોડી ઘણી સમજણ આપતા હોય ઈ લોકો ને. હમ પહેલા ના સમય માં તો આમ કેટલી મહેનત કરવી પડતી તી એમ બધું જાતે જ કરવાનું એકેય સાધન નો ઉપયોગ નઈ કરવાનો અત્યારે તો સાધન આવ્યા છે તોય ખેતી નો એટલો વિકાસ નથી થયો હમ આધુનિકરણ થાય છે પણ ખેતી માં નઈ બીજી બધી બાબતો માં ઉદ્યોગો માં વધારે આધુનિકરણ થયું છે ખેતી માં ઘણું ઓછું. હમ જેના કારણે આમ junk food ખાવું પડે ઓલું અનાજ ઓછું ખાઈ શકીએ એમ કારણકે ઈ મોંઘુ પડે અત્યારની generation ને અનાજ ખાવું જ નથી ગમતું ઈ તો બહાર ખાસે ને તો Pizza જોશે Burger જોશે હમ અનાજ નથી ખાતા એમ પણ એટલું મોંઘુ હોય હવે ખેડૂતો ને પૂરતી વ્યવસ્થા ન મળે એટલે એ અનાજ ભાવ વધારી દે અને બજાર માં મૂકે. ત્યારે ઈ double ભાવ થાય ને એને. તો પણ અત્યાર ની Generation ને શિક્ષણ આપવું જોઈએ ખેતી ક્ષેત્રે જો ઈ બહાર જાય ને Burger ને Pizza ને એવું જોતા હોય તો પછી એને ખેડૂતો કેવી રીતે કામ કરે છે કેવી રીતે પાક ને પાક લણે છે કેવી રીતે પાક કરે છે

હમ કાંઈ માહિતી જ ન હોય તો પછી પ્રશ્ર્નો કરવાના છે ને એમ હમ એટલે યોગ્ય તાલીમ બધાં ને આપવી જોઈએ અને શરૂવાત વિદ્યાર્થી થી જ કરવી જોઈએ તો એ બીજા ને શિક્ષણ પૂરું પડી શકે અત્યારે કોઈ ખેતી ક્ષેત્ર ને મહત્વ આપતા જ નથી. હમ ખેડૂતો ની મહેનત ને સમજાવી જોઈએ હમ

પણ નિયમો એ તે સરખી રીતે પડાય તો ઠીક છે નીકર તો વધારે કડક બની પડે અત્યારે નિયમો છે પણ એની કોઈને જાણ જ નથી ને

સરકારે કડક થવું જોઈએ ખેતી ક્ષેત્રે નિયમો બનાવ જોઈએ.

હા તાલીમ કેન્દ્ર ખોલે ને તો સારું હમ અ વાત કરીશું આપડે education ની એટલે કે શિક્ષણની તો શિક્ષણ આજે આપડે જોવાં જઈએ તો ભારતમાં શિક્ષણની ખરેખર અછત છે અને આજની જે યુવા પેઢી છે શિક્ષણ શિક્ષણ અંગે થોડી, અ બવ પાછળ છે વાત કરીએ તો આપડે ભારત સિવાયના બીજા દેશોમાં તો જ્યાં શિક્ષણનું પ્રપ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે આપડા ભારત ભરમાંથી કેટલાય વિદ્યાર્થીઓ ત્યાં બીજા countries માં બીજા દેશોમાં, જઈ રહ્યાં છે તો કયાંય ને ક્યાય શિક્ષણની ખોટ આપડા ભારતમાં સર્જાઈ રહી છે એવું લાગી રહ્યું છે કારણ કે આજની જે યુવા પેઢી છે એ મોટા ભાગે social media સાથે સંકળાયેલ છે બહારની દુનિયામાં વધારે વ્યસ્ત છે. શિક્ષણ પ્રત્યેની જાગૃતતાની અછત અ વધારે પડતી સંગત ઘણાં બધાં એવાં કારણો જેની પાછળ આજે શિક્ષણ ક્યાંક ને ક્યાંક પાછળ જતું દેખાઈ રહ્યું છે પણ, આવી પરિસ્થિતિમાં પણ અમુક સંસ્થાનો એવાં બન્યા છે કે જેવા કે NGO અ social change making society એવી ઘણી બધી સંસ્થાનો છે institute છે જે યુવા યુવકોને,

કે જેનાં થકી વ્યક્તિની જીંદગીમાં નવું પ્રકાશ પ્રજ્વલિત થઇ શકે અને શિક્ષા થકી જ એનું રોજગાર પોતે સ્થાપિત કરી શકે અથવા તો કયાંક સારી એવી પ્રતિષ્ઠીત, જગ્યાએ નોકરી મેળવી શકે તો એક માત્ર વિકલ્પ શિક્ષા જ છે વગર શિક્ષા એ કાઈ નથી તો આવા જ ઉદેશ્ય યથાવત રાખી આજે ઘણી બધી સંસ્થાઓ છે.